જિયોજેબ્રા માં વિવિધ ભૂમીતિક આકૃતિઓ વચ્ચેનાં રીલેશનશીપ નો પરિચય આપતા આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
અમે ધારીએ છીએ કે તમને જિયોજેબ્રા સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે
જો ન હોય તો આગળ વધીએ એ પહેલા ઇન્ટ્રોડક્શન ટીઓ જિયોજેબ્રા ટ્યુટોરીયલ જુઓ
નોંધ લો કે આ ટ્યુટોરીયલ શીખવાડવાનો હેતુ વાસ્તવિક કંપાસ બોક્સને બદલવાનો નથી
જિયોજેબ્રા માં કંસ્ટ્રક્શન પ્રોપર્ટીઝ સમજવાના વ્યુ સાથે કરવામાં આવે છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે દર્શાવેલને કંસ્ટ્રક્ટ કરવા માટે શીખીશું
વૃત્તીય ચતુષ્કોણ અને આંતર વર્તુળ આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ ૧૦૦૪ એલટીએસ અને જિયોજેબ્રા આવૃત્તિ ૩૨૪૦૦ નો ઉપયોગ કરી રહ્યો છું
આપણે કંસ્ટ્રક્શન માટે નીચેના જિયોજેબ્રા ટૂલોને ઉપયોગમાં લઈશું કમ્પાસ સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ પોલિગોન પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર એન્ગલ બાયસેક્ટર અને એન્ગલ ચાલો જિયોજેબ્રા વિન્ડો પર જઈએ
આ કરવા માટે ચાલો ક્લિક કરીએ એપ્લિકેશન્સ એડ્યુકેશન અને જિયોજેબ્રા
ચાલો હું આ વિન્ડોને સરખા માપનું કરું
ઓપ્શન્સ મેનૂ પર ક્લિક કરો ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો અને પછી આકૃતિને ચોખ્ખી કરવા માટે ૧૮ પોઈન્ટ કરો
ચાલો એક વૃત્તીય ચતુષ્કોણ બનાવીએ
આ કરવા માટે ચાલો ટૂલ બારમાંથી રેગ્યુલર પોલિગોન ટૂલ પસંદ કરીએ રેગ્યુલર પોલિગોન ટૂલ પર ક્લિક કરો ડ્રોઈંગ પેડ પર કોઈપણ બે બિંદુને ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે એક સંવાદ બોક્સ મૂળભૂત કિંમત ૪ સાથે ખુલે છે
ઓક પર ક્લિક કરો
એક ચોરસ એબીસીડી દોરાઈ ગયું છે
ડાબે ખૂણે આવેલ મૂવ ટૂલ વડે ચાલો ચોરસને નમાવીએ
ટૂલબારમાંથી મૂવ ટૂલ પસંદ કરો મૂવ ટૂલ પર ક્લિક કરો માઉસ પોઇન્ટરને એ અથવા બી ઉપર મુકો
હું બી પસંદ કરીશ
માઉસ પોઇન્ટરને બી ઉપર મુકો અને તેને માઉસ વડે ડ્રેગ કરો
આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ હવે નમેલી અવસ્થામાં છે
ચાલો સેગમેંટ અબ પર એક લંબ દ્વિભાજક દોરીએ
આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર ટૂલ પસંદ કરીએ
પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર ટૂલ ઉપર ક્લિક કરો
બિંદુ એ પર ક્લિક કરો અને પછી બિંદુ બી પર આપણે જોઈ શકીએ છીએ કે લંબ દ્વિભાજક દોરાયો છે
ચાલો બીજો એક લંબ દ્વિભાજક સેગમેંટ બીસી પર બનાવીએ આ કરવા માટે ટૂલબારમાંથી પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર ટૂલ પસંદ કરીએ પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર ટૂલ ઉપર ક્લિક કરો
બિંદુ બી પર ક્લિક કરો અને પછી બિંદુ સી પર આપણે જોઈ શકીએ છીએ કે લંબ દ્વિભાજકો એક બિંદુ પર છેદે છે
ચાલો આ બિંદુને ઇ તરીકે માર્ક કરીએ
ચાલો હવે કેન્દ્ર ઇ સાથે એક વર્તુળ બનાવીએ જે સી માંથી પસાર થાય છે
ટૂલબારમાંથી સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ ટૂલ પસંદ કરો સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ ટૂલ પર ક્લિક કરો
કેન્દ્ર તરીકે બિંદુ ઇ પર ક્લિક કરો જે સી દ્વારા પસાર થાય છે
બિંદુ ઇ પર ક્લિક કરો અને પછી બિંદુ સી પર
આપણે જોઈએ છીએ કે વર્તુળ ચતુર્ભુજનાં બધાજ શિરોબિંદુઓમાંથી પસાર થાય છે
એક વૃત્તીય ચતુષ્કોણ દોરાઈ ગયો છે
શું તમે જાણો છો કે વૃત્તીય ચતુષ્કોણ બીજા બધા સમાન બાજુ લંબાઈઓનાં ક્રમ ધરાવતા ચતુષ્કોણોમાં મહત્તમ ક્ષેત્રફળ ધરાવે છે
ચાલો આકૃતિને એનીમેટ કરવા માટે મૂવ ટૂલ નો ઉપયોગ કરીએ
આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી મૂવ ટૂલ પસંદ કરીએ મૂવ ટૂલ પર ક્લિક કરીએ માઉસ પોઇન્ટરને એ અથવા બી પર મુકીએ
હું એ પસંદ કરીશ
માઉસ પોઇન્ટરને એ પર મુકો અને તેને એનીમેટ કરવા માટે માઉસ વડે ડ્રેગ ખસેડવું કરો
કંસ્ટ્રક્શન રચના બરાબર થયું છે એ ચકાસવા
ચાલો હવે ફાઈલને સંગ્રહિત કરીએ
ફાઇલ સવે એએસ પર ક્લિક કરો
હું ફાઈલનું નામ cyclic quadrilateral ટાઈપ કરીશ અને સવે પર ક્લિક કરો ચાલો હવે એક આંતર વર્તુળ દોરવા માટે નવી જિયોજેબ્રા વિન્ડો ખોલીએ
આ કરવા માટે ચાલો ફાઇલ અને ન્યૂ પર ક્લિક કરીએ
ચાલો હવે એક ત્રિકોણ બનાવીએ આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી પોલિગોન ટૂલ પસંદ કરીએ પોલિગોન ટૂલ પર ક્લિક કરો
બિંદુ abસી પર ક્લિક કરો અને ત્રિકોણ આકૃતિને પૂર્ણ કરવા માટે ફરીથી એ પર ક્લિક કરો
ચાલો આ ત્રિકોણ માટે ખુણાઓ માપીએ આ કરવા માટે ચાલો ટૂલબારમાંથી એન્ગલ ટૂલ પસંદ કરીએ એન્ગલ ટૂલ પર ક્લિક કરો
બિંદુ baસી cbએ અને acબી પર ક્લિક કરો આપણે જોયું કે ખુણાઓ મપાઈ ગયા છે
ચાલો હવે આ ખુણાઓ માટે કોણ દ્વિભાજકો બનાવીએ
ટૂલબારમાંથી એન્ગલ બાયસેક્ટર ટૂલ પસંદ કરો એન્ગલ બાયસેક્ટર ટૂલ પર ક્લિક કરો
બિંદુ baસી પર ક્લિક કરો
બીજું કોણ દ્વિભાજક બનાવવા માટે ફરીથી ટૂલબારમાંથી એન્ગલ બાયસેક્ટર ટૂલ પસંદ કરો
એન્ગલ બાયસેક્ટર ટૂલ ક્લિક કરો બિંદુ abસી પર ક્લિક કરો
આપણે જોયું કે બે કોણ દ્વિભાજકો એક બિંદુએ છેદે છે
ચાલો આ બિંદુને ડી તરીકે માર્ક કરીએ
ચાલો હવે એક લંબરેખા દોરીએ જે બિંદુ ડી અને ખંડ અબ માંથી પસાર થાય છે
ટૂલબારમાંથી પર્પેન્ડિક્યુલર લાઇન ટૂલ પસંદ કરો પર્પેન્ડિક્યુલર લાઇન ટૂલ પર ક્લિક કરો બિંદુ ડી અને પછી ખંડ અબ પર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે લંબરેખા ખંડ અબ ને એક બિંદુએ છેદે છે
ચાલો આ બિંદુને ઇ તરીકે માર્ક કરીએ
ચાલો હવે એક વર્તુળ બનાવીએ જે કેન્દ્ર ડી સાથે અને ઇ માંથી પસાર થશે
ચાલો ટૂલબારમાંથી કમ્પાસ ટૂલ પસંદ કરીએ કમ્પાસ ટૂલ પર ક્લિક કરો કેન્દ્ર તરીકે બિંદુ ડી અને ત્રિજ્યા તરીકે દે ઉપર ક્લિક કરો
બિંદુ ડી પર ક્લિક કરો અને પછી બિંદુ ઇ પર અને આકૃતિ પૂર્ણ કરવા માટે ફરીથી ડી પર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે વર્તુળ ત્રિકોણની બધી જ બાજુઓને સ્પર્શ કરે છે
આંતર વર્તુળ દોરાઈ ગયો છે
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે જિયોજેબ્રા ટૂલોનો ઉપયોગ કરીને નીચે દર્શાવેલ બનાવતા શીખ્યા વૃત્તીય ચતુષ્કોણ અને આંતર વર્તુળ
અસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે એક ત્રિકોણ એબીસી દોરો બીસી પર બિંદુ ડી માર્ક કરો એડી ને જોડો ત્રિજ્યા આર આર1 અને આર2 વાળા ત્રિકોણો એબીસી એબીડી અને સીબીડી માંથી આંતર વર્તુળો દોરો
બે ઊંચાઈ હ છે ત્રિકોણ એબીસી નાં શિરોબિંદુઓને ખસેડો રીલેશન ચકાસવા માટે
1 2r1હ1 2r2હ 1 2rહ અસાઈનમેંટનું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે httpspoken tutorialorgNMEICT Intro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
જોડાવા બદ્દલ આભાર